પાંચ ટોપલીઓ મૂકેલી છે એમાં બે માં ચોકલેટ છે બીજામાં અલગ-અલગ પ્રકારની વસ્તુઓ છે એક લકી બામ્બુ --

આ એક ડરીયો છે ડરીયાના અંદર ઘણું બધુ પાણી છે અને ઝાંખા બ્લુ કલર નું ડેખાય છે.

એક તળાવ છે તળાવના ઉપરના ભાગથી પાણી નીચે પડી રહ્યું છે.

લાકડાનું કમ્પાઉન્ડ કરેલું છે એના પર મોર બેસેલો છે સામે કપડા નાખેલા દેખાય છે એક કેળ નું ઝાડ છે.

શોપ ના સામે એક કાઉન્ટર છે કાઉન્ટર પર ત્રણ ચાર વ્યક્તિ ઊભા છે.

આ એક બીમ ભરી રહ્યા છે બીમ ના સળિયા ઉભા છે.

આ એક તળાવ છે તળાવના અંદર પાણી છે.

પાણી ગંદુ છે બે હોડીઓ દેખાઈ રહી છે એમાં અડધી અડધી છે એક સારી છે એક ખરાબ છે સામે કિચડ દેખાઈ રહ્યું છે.

એની સામે એક બીજું ટેબલ છે આજુબાજુમાં ખાનાઓ છે ખાનાઓમાં બુક ગોઠવેલી છે.

આયશા સોફા શોપ આજુબાજુમાં સોફા નું ચિત્ર દોરેલું છે.

આ એક ટાઇલ્સ મુકવાનો સ્ટેન્ડ છે એના ચાર ખાના છે.

આ એક સ્ટેજ છે સ્ટેજ ઉપર બે વ્યક્તિ છે એક જેન્સ છે.